આ યોજનાને પાછળ કેન્દ્રથી કલ્પના આવી છે કે જેનો ટપલી સાથે સબંધ ન સાધી શક્ય એવી પણ એક રાત થી જેને વિદ્યાર્થીને ન સીવી આનો જવાળ સભામાં આપતા ગાંધીજી એ કહ્યું આ તો મારી ના લેતી છે બધા શિક્ષકો નો કોઈક પાયાનો ઉદ્યોગ સાધાવો એમને કહ્યું છે એ સાચું છે તમે જયારે કોઈ ઉદ્યોગ માટે દશ વર્ષ વર્ષના બાળકને જ્ઞાન આપતા હોય ત્યરે શરૂયાત એ વિષયની સાથે જેને અનુસંધાન સંધિ સ્કાય એવે બધા એવા વિષયો છોડી દેવા જોઇએ કેમ રોજે રોજ ફરવાથી તમેં સારુવાતમાં છોડી દીધેલી ઘણી વસ્તુઓ એનું એનું સંસાન પણ ઉદ્યોગ જોડે સાધવા ના રસ્તા તમે શોધી કાઢશો આવી રીતે તમે સારુવાતમાં કામ લેશો તો તમારી તમે તમારી પોતાની વિદ્યાર્થી હોવાની શક્તિ બતાવી સક્સો આજે તો આપણી પાસે જેનું આધાર લય શકાય એવા પુસ્તકો નથી તમને રસ્તો બતાવે એવા અગવના દ્રાસ્તન્ટ તેથી આપણે આ રીતે ચાલવું જોઇએ મુખ્ય વસ્તુ એ છે કે શિક્ષકે પોતાના મન ની સાદગી સાથે સાચવી રાખવી જોયે જેથી ઉદ્યોગોની સાથે અનુશંસાસન ન કરી શકાય એવું વિષય તમારી આગળ આવે તો તેમને ખિજાશો કે નિરાશ કારસો નહિ એને છોડી દેજો ને વિષયોને એનું સંસાન સાધી શકો છો આગળ પેલા તળાવજો સંભવ છે કે બીજો કપય વિષય ખારો રસ્તો શોધી કાઢશે ને વિષયની ઉદ્યોગમિ તશમીનું અનુસસાધન કેમ કરી શકાય એ બતાવશે અને ઘણા અનુભવોનો સંગ્રહ કરસો પછી તમને બતાવશો ઉત્તક પણ મળી રહેશે જેથી તમારે કસે તને પૂછશો કે જે વિષયોનો અનુસંસાધન સાધી શકાય છે તે તાલીમ આપણને કેટલા વખત ચલાવી તે હું કવ કે જિંદગી ભાર અંતે તમે જીવશો કે ઘણી ચીજે જે તમે પેલા ક્રમમાં થી પાછળ રાખેલી જેટલી વસ્તુઓ ઓયે હતી જે બદલીને તમારે થઈ ચુક્યા હશે અને તમે આકાર સુધી જે બાતલ રાખી હશે તે બહુ નિર્જીવ ને તેથી બાતલ રાખવા યોગ્ય જ હશે આ મારી જિંદગીનો અનુભવ છે ને ઘણું ચિજો બાતલ ન રાખી હોય ઘણી વસ્તુઓ કરી શક્યો ચુ જે ના કરી શક્યો આપણા કેળવણી ધર્મનનું પરિવર્તન હોવું જોઇએ મગજને આ વાતે કેળવણી આપવી જોઇએ હું કવિ હોત તો હાથની પાંચ આંગળીઓ માં રહેલી અદભુત શક્તિ વિશે કવિતા લખતી વખત મગજ એક છે સર્વસ્ય છે હવે હાતવક કઈ નથી એવું તમે સ માટે માનો છો જે પોતાના હાથ ની કેળવણી હતી જે કેળવણી સામાન્ય ઘરે પસાર થઈ છે તેમનું જીવન સંગીત સુન્ય રહે છે તેમની બધી શક્તિ ઓ કેળવાતી નથી કેવળ પુસ્તક ક્રિયા જ્ઞાન માં બાળકને એક દોઢ વર્ષ નથી કરતો તે એમાં રોકાય રહે મગજ ખાલી શબ્દ થી થાકી જય છે અને બાળક નુ મન બુજે ભમવા માંડે છે આયથ ન કરવાનું કરે છે આંખન જોવાનું જોવે છે કાં ન સંભારવાનું સાંભરે છે અને તેઓ કરવું જે હોય એ નસંભારવું જોઇએ તે કર્તવ્ય જોતા નું સંભાળતા નથી તેમને પાકી પસંદગી કર તો શીખવામાં આવતો નથી અને. તેથી તેમને કેવાની ઘણી વાર વિનાશ કરે કરનારી જે કેવાની આપણે કરતા કાયર્ક્રમો મરસુ કરતા શીખો આમ ની તે કેળવણી નથી હા પણ આપણે આપણા મન નું હું માંથી આશા દેવી એ કહ્યું હા આપણે આપણા મન કેળવાય એ તમે સમજા છો ગાંધીજી ઉદ્યોગ ઉમેરી દેવો એ જૂનીકલ્પના હતી એટલે કે આ પૂજાય લોકો ની કેળવણી થી છેક થી અલગ રાખી ને શીખવાડવાનો હતો મને એ ગભર લાગે છે. શિક્ષકો એ વિધુત શીખી લેવો જોઈએ જેથી તે પોતે કરેલા પતન કરેલા વિધુત જ્ઞાંગ પોતાના વિધાથી ને આપી શકે અળતાનો દાખલો લે મને ગણિત માં આવડે ત્યાં સુધી મેં કેટલી વાર સૂત્ર ટાંગ્યું. અત્યાર ના કેટલાક આફતો અત્યાર ની કાલ્પનિક સૂત્ર નો કેટલાક લોકો કહી ના શકે એ કરવા માટે આપણે આ સીખવાડુ છે અને સરવાળા ગુણાકાર અને ભાગાકાર પણ સીખવાડુ છે. અટપટા દાખલા ગણવા મારે અક્ષર વાપરવા પડશે એટલે એમાંથી હું અક્ષર ગણિત શીખી એમાં પણ હું રોમન અક્ષર ને બદલે હું હિંદુસ્થાની અક્ષરો નો વાપરવા નો આગ્રહ રાખી પછી ભૂમિતિ નો વધારે કાર્યકમ શું હોય શકે એ રીતે હું ચીકલીધા નું નામ પણ લીધા વિના વિધાયજી ને બધું શીખવી શકું વળી તમે કદાચ પૂછશો તાંડવઃ માર્ગે તમે બાળકો ને ભૂગર્ભ કેવી રીતે ઓળખી શકાય થોડાક વખત પર પતાસ મનુષ્યો નો ઇતિહાસ એ જાત નું પુસ્તક મારા જોવામાં આવ્યું હતું એ વંતા મને ખુબજ રસ પડ્યો એ નવલ કથા જેવું લાગ્યું એને કલાક ના પ્રાચીન કાળ ઇતિહાસ આપેલો હતો અને પછી કપાસ પહેલા કેવી રીતે ને ક્યારે આવ્યો એનો વિકાસ કેવી રીતે થાઓ જુદા જુદા દેશો વચ્ચે પણ વેપાર કેવી રીતે ચાલે છે જુદા જુદા દેશ ના નામ બાળકોને સંભળાય જે થી તે સ્વાભાવિક રીતે દેશ ના ઇતિહાસ ભુગર્ભ જાણતો રહે જુદા જુદા કાળમાં જુદી જુદી વબેપરની કેટલાક દેશોમાં બહારથી રૂ મમંગાવું પડે છે અને કાપડ મંગાવું પડે છે એનું કારણ સુ છે દરેક દેશ પર પોતાની જરૂર પૂરતી રૂ કેમ મન્ગાવી શકે એ સવાલ નો મને અર્થ પાત્ર અને કૃષિ પાત્ર પર મને લાય જાય છે કપાસની જુદી જુદીજાતો છે તે જતો ન જાતને જમીનમાં કેવી રીતે ઉગાડાય છે અને કયારથી મેળવાય છે વગેરેમાં સૂચના વિદ્યાર્થી ઓ ને આમ હું ઇસ્ટ ઇન્ડિયા ના ઇતિહાસ પર છું જે કંપની અહીં કેમ આવી જેને આપણા કાંટા ઉદ્યોગોને નો નાશ કેવી રીતે કર્યો જેવો આર્થિક રીતે હિંદુસ્તાનમાં આવ્યા અને રાજકીય સત્તા જમાવાની આકાંક્ષા કેમ સેવતા થયા એ વાત મુગલ અને મરાઠા ઓ નું અંગ્રેજી રાજ્યો નું અને આપણા જમાના માં જૈન સમૂહ નો આખ્યાનનો એ બધું મારે વર્ણવું પડશે આ નવી યોજના થી શિક્ષણ આપવાનું અતાર આવકાર આપેલો છે અને બાળક એ બંધુઓના મગજ અને સ્મરણ અવનિતયા એવું કાર્ય વિના જરૂરી એવી કલ્પના વધારે વિસ્થાપિત વર્ણવી બતાશે જેમ કોઈ પ્રાણી માત્ર viral infection આ નિબંધ માં લેખક એ આપડા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે આપડે આરોગ્યની કાળજી બરોબર લેતાં નથી જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જય છે પહેલું સુખ તે જાતે નર્યા તે આપડા તે કેહવત છે પણ જીવનમાં ત્યાગે જ કોઈ ઉતારે છે ખુટેવ અને આરોગ્ય સિક્કા ની બે બાજુ છે અહીં લેખક આપણું ધ્યાન દોરે છે

પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ આ નિબંધ માં પડેલ છે સરળ ગધ્યમાં અનેક મહાનુભાવો ના સુંદર ભોગ દ્વારા લેખક એ પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિ નુ કામ કર્યું છે એક જમાનામાં ચિનોના લોકો ગામમાં કોઈ માંદુ પડે તો doctor ને સજા કરતા sameul buttler એ એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસ ને કૈદ ની સજા થાય berthrad russell એક નિબંધમાં ભારે ગમત કરી છે કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાઈ તેની વાત બીજાઓ આગળ ગૌરવ પૂર્વક કરે છે. માણસ પોતાનાં જ શરીર સાથે નિર્દયતા પૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામા અભણની માફક વર્તે છે doctor રો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક શરદી જેવાં બેદરકાર જેવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે ખાટલા માં પડેલુ

એ માટે વારસો સુધી મથવું પડે છે શરીરને પોટલું સમજીને કલાકો સુધી office ની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું ગમે તેટલું ખાવું પડે છે હૃદય રોગ ના હુમલા વખતે માણસ નો પરસેવો વછુટ્ટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેથી શરીર એ પોતાના મલિક ને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય રોગ થાય તે માટે સુખી લોકો જે ક્રૂર સાધના કરે તેને બેઠાળુંપણું કહેવામા આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી hospital ની શોભા વધારવા શું થઇ શકે ઘણા સારા ખાટલા ખાલી પડે પડી રહે એજ તો hospital ની ખરી શોભા ગણાય માણસ ન છૂટકે doctor પાસે જાય એમાં કશું ખોટુ નથી ખરેખર તો સંપૂર્ણ પણે નિરોગી હોય તેવા માણસ તેવા માણસો નિયમિત પણે doctor પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ પોતાનું આરોગ્ય જળવાઈ રે એ માટેના સૂચનો doctor પાસે કોઈ ફરિયાદ ના હોય ત્યારે માંગવા જોઈએ દાંતના doctor પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ના હોઈ ત્યારે ત્યારે સમયાંતરે જઈ આલવું જોઈએ doctor રોગની જાળવણી માટે તે આરોગ્યની આ પ્રશ્ન doctor ની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે OPD માં કીડિયારો ઉભરાય એ તો સભ્ય કળાવતા સમાજની શરમ શરમ છે. અનાથાશ્રમ મા બાળકોની અને ઘરડા ઘરમા વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી સંકટ સમયની સાંકળ વારંવાર વપરાઈ તે યોગ્ય નથી Doctor ને તાવની ફરિયાદ કરનારા દર્દીઓ ને કાને આજકાલ બે શબ્દ અચૂક પડે છે viral infection viral infection એટલે મોકલનારાના સરનામાં વગરનું VPparcel doctor ને કૈજ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદતે આવે છે doctor નો એમાં કાંઈજ વાંક નથી. જે દેશ માં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોઈ ત્યાં ઢગલાબંધ વસતીમાં જથ્થાભર મહામારી હોવાની જ જ્યાં ઇન્સાન અને ઉકરડો ખડે પગે મળી સમજીને રહેતા હોઈ ત્યાં hospital લો પણ ગંદી હોવાની જ. સ્વચ્છ hospital લો વધારે પડતી મોંઘી હોઈ છે સ્વચ્છ hospital લોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે, જે થોડેક દિવસે બદલતુ રહે છે ભારત ની પ્રજામા ગંદકી પ્રતેય જે સુજ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકી નો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નઈ મળે ગંદકી થી ભારે ખલેલ પામનારા ભારત ના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બેહેનપણાને કારણે આપડી hospital લો મા ઢગલાબંધ દર્દીઓ બડબડતા રહે છે. વેદ ઉપનિષદ ગીતામાં વાર્તા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજા નો બહુ મોટો વર્ગ અભણ છે આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે સભ્ય સમાજ માં એવી ઉલ્ટી પરિસ્થિતિ હોવી જોઈએ ગાંધીજી માંદગીને લગભગ ખતરાજ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતાં. તમ્બાકુ ને ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાળા કાઢનાર ને ખજૂર અંજીર આલુ કે કાજુ મોંઘા પડે છે નાશ્તામાં તળેલી વાનગી જ હોઈ ન શકે. લગ્ન ના reception માં party આપનાર યજમાનોનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોઈ તેઓ એમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે પીધે રાખે છે અને જીવે રાખે છે માંદગી ને ખાટલે ઘણુંખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે.

તે વળી બીજાને શું સમજે મનની સ્વસ્થતા નો શરીર ની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે જેનું મન ભાંગી પડે એનું શરીર પણ ભાંગી પડે મનની પ્રસન્નતાં પાચન શક્તિને જાળવી લેનારી છે ઈર્ષ્યા acidity વધારે તેઓ પૂરો સંભવ છે, માનસિકતા blood pressure ને સળી કરે છે અતિશય ચિંતા પેટ ના અવસાવ ને ખો આપે એમ બને પતિ પત્ની વચ્ચેનો સંબંધ બન્નેનાં સ્વાસ્થ્ય ને સીધી અસર પહોચાડે છે કેટલાક પરિવારોંમા ખડખડાટ હાસ્ય મહિને એક વાર પણ સાંભળવા નથી મળતું માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની train માં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણ મા ઘટાડો કરે છે પ્રાર્થનામાં તાણ ને સખણી રાખવાની અદભૂત તાકાત રહેલી છે. રામ એ તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો, આપણે તાણ તાણની વાસા વગરની ચુડેલ નો નાશ કરવાનો છે. દશેરા ના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી પરંતુ આપણા અહંકાર નો વધ કરવાનો છે અહંકાર એક રોગ છે જે અસંખ્ય પરિવારો ને પજવે છે અને પ્રજાળે છે સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે, જે વ્યક્તિ દાવ પેચ રમે અને છળ-કપટ રાખે એનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધૂમાળો મનની બેચેની પ્રાણવાયુ સ્વરૂપ ગણાય જ્યારે ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબું જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવી લો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું. એક સ્ત્રીનો photo અખબારમાં છપાયો. એકસો સત્યાવીસ વર્ષની એક સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી તેને મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટ ની સંખ્યા ઘટાડી નાખી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું તે ઘરડો તર્ક છે. પ્રત્યેક માણસને મા બેહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી સ્નેહ મળી રે તો કદાચ શરાબની જરૂર નઈ પડે. હાજી આપણે ત્યાં પ્રેમ નો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો love therapy માટે hospital કે psychiatrist પાસે જવું ન પડે. હર્યોભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે જીવનવીમો જરૂરી છે, પરંતુ જીવનશ્રદ્ધા તેથી કરતા વધારે જરૂરી છે એવા સમર્પણ એજ રોકાણ અને સ્નેહ એજ dividend માંદા પાડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. મરો ત્યાં સુધી જીવો માંથી આ આખું નિબંધ લેવામાં આવેલ છે. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેલ છે. ગુણવંત શાહ આ Viral infection જે નિબંધ છે તેના લેખક તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ university અમેરિકા ની મિશિગન university અને દક્ષિણ ગુજરાત University માં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ રણ તો લીલો છમ, વગડાને તરસ ટહુકાની જાત્રા તેમની આત્મકથા છે.

ગ્રંથો છે. તેમને રણજિત રામ સુવર્ણચંદ્રક તથા દર્શકો award અને ગુજરાત સાહિત્ય કારની ગાદી છે. કે જે standard nine ની અંદર આપડે ચેલો અભ્યાસ એ છે સમાજ જોઈએ જો આ વેલકમ મૂવી જોયું એ બધા ને ખ્યાલ હશે એમાં આ છે સૂ કી છે અભી તોહ હમ જીંદા હૈ બાધ અટોપીક્સ પુરા થિયા નાવમાં માં અને છેલ્લે માં સુ કેયી છે અભી તોહ હમ જીંદા હૈ કઈ વાંધો નહીં અને પણ આપણે પૂરો કરીએ પૂરો કરવાજ બેઠા હૈ કઈ રીતે વપરા સે જયારે એવી વાત કરવી હોય થાળી ને વાતક ને રકાબીને ત્યારે આપણે એની અંદર સામાન્ય રીતે થાળી વાત શબ્દ વાપરીએ વચ્ચે થી થાળી ને વાટકા લાયી આઉં એવું કેવું એના કરતા આપણે સુ કહીએ direct થાળી વાટકા લાયી આવું કારણકે આ સમાજ ચે સમાજ થી સુ થાય કે લખાણ છેને પણ સચોટ બનાવી શકાય તે ગાન dpse ની તૈયારી કરતા હોય એને પણ સમાજ અલંકાર આ બધીજ વસ્તુંજો આવડતી હોય તો એનું પેપર ચેને ણોએ આખો ઉઠાવ અલગ આવતો હોય જવા આવાનું ધોરી માર્ગ છે તોહ જવા આવવાનું આ સમાજ જવાનું ધોરી માર્ગ છે આવવાનું કેવું લંબુ થાય એવું ન થાય એટલા માટે જવા આવવા એવી રીતે મૂકવામાં આવતું તું પેલા તોહ કઈ રીતે ઉપયોગ થાય પછી આપણે પ્રકાર જોવાના છે અને વિગરઃ અપડે સુ કરવાનું જે વિગત હોયને એ ઉમેરવાની એને સાંમજ વિગ્રહ કહેવાય અને વિગ્રહ કરો ને એના માંથી સમાજ ઓઢાક તા આવડે પેલા તોહ તમને વિગ્રહ કરવા માટે બે શબ્દો ક્યાં બને છે આ બોર અને સાંભળો છુટા પાડતા આવડ વું જોઈએ પછી એમાં કાઈ અડદ કરો તમે એમ બોર અને ગત આમ ચૂંટુ પદો તોહ કોઈ દિવસ ભેગુ થાય નહીં થાય ભેગુ એટલે તમારે એ અયાન રાખવાનું તોહ જાડા અને જાખરા પેલા બે સાભળો છૂટું પાડો પછી કઈ રીતે એને ઉમેરવું બાદ કરવું શુ કરવું એ પછી જેવું જીવન જંગ જીવન જંગ અહીંથી છુટુ પડે છે એ ચૂંટુ પડ્યા પછી વિચાર કરવાનું કે હવે કઈ રીતે થાય તો મોરે મુગાથ એટલે કે મોરનું પીંછું લગાવેલું મુગાથ એટલે મોર મુગાથ કૃષ્ણ ધારણ કરે જાડા જાખરા જાડા અને જાખરા જીવન જંગ જીવન રૂપી જંગ હું વાક્ય જીવન વળી કર્મયી નહિ હો કર્મની નથી પણ એમાં જીવન વાળી હોય તોહ જીવન રૂપી વળી આવી રીતે ઠસેજીવન રૂપી વળી આગળ જોઇયે તોહ પેલા તોહ વિગ્રહ કાર્ટ તોહ તને સામ વાણી વાત નથી પછી આપણે શુ કરીશુ એ જોઈએ

આ મણિ મોટી કોશ લાયી એ બાર આવ્યા મણિ મોટી કોષ તોહ પેલા તોહ આ તમે ઓળખતા હશો હવે એના પેજી એનો વિગ્રહ કરતા સિખિયે મહારાવો એટલે કે મહારાવ કિયો સમાજ થાય હામ કૅનથી રાખો કરો એ પણ આવસે step by step જોવાનું વિનાશ કાળ એટલે વિનાશ કરનાર દૃડ નિશ્ચય દૃડ નિશ્ચય હર હમેશ હર હમેશ મણિ મોટી કોશ મણિ મોટી કોષ આ અલગ હવે સુ શીખવાનું છે પછી એક આ પ્રકાર ના ટોપિક્સ હોટ ચાલુ જ નથિ થિયો હાજી ટોપિક્સ બાકીચે તમને ખાલી વિગ્રહ કેમ સબધ છુટા કેમ પાડવા એ જોઈએ એ આવડવું પડશે પછી આપણે ચાલુ કરસુ ત્યારે તમને idea આવશે આ સંધિ મહાવતતા ઉંઘતી આ ના ખબર હોય તોહ ત્યાં તકલીફ થાય વાત વારં વાત વત્તા આવરણ આજ ના ખબર હોય તોહ વત્તા વાત વરણ કરે એટલે સંધિ પણ આવડવી જોઈએ કર્મ આદિ કર્મ વત્તા વનૌસદ્ધિ વેન વાત્ત ઔસાઢી હિમાલયા હિમ વાતા આલે આ સબધ હોયને તોહ સારા સારા મુંજાય જાય છૂતોજ ન પડે પણ એટલે કે અધઃ શેર અધશેર કેટલું થાય અધશેર સંધિ હવે તમે આવી ખબર હોય તોહ પછી આપણે આગળ ખયાલ આવે પછી એક આલય સબધ વરણ વાર આવે આલય એટલે કે હાર અથવા હિમાલયા એટલે કે હિમ જેનો આલય મતલબ કે હિમાલયા એટલે કે હિમ ધરાવતું સ્થાન એને હિમાલયા કેહવાય દેવાલય દેવ નુ સ્થાન એવી રીતે વિદ્યાલય વિદ્યા નું ઘર વિદ્યા નુ સ્થાન પછી અમુક જગ્યા એ સંસ્કૃત શબ્દો પણ હોય એના વિગ્રહ કેમ હોય કારણ કે વિગ્રહ માં તકલીફ છે પછી આપણે એના ટોપિક્સ ભણીયે એટલે હા વત્તા નિશ હા એલર્ટ થાય છે દિવસ નિશ એટલે થાય છે રાત્રી હવે તમને કહીએ એટલે દિવસ ને એ ના ખબર હોય નિશ એટલે રાત્રી ના ખબર હોય તોહ આવડ વાનું

દિવસ એટલે બપોર નો સમય અને ચૂંટુ એમ પાડવાનું છે કલાનિકેતન નિકેતન એટલે થાય ઘર સ્થાન એટલા માટે તોહ તમને ક્યાંક સાંભળું હશે તોહ શાંતિ નિકેતન હંદુ રવીન્દ્ર નાથ ટાગોરે શાંતિ નિકેતન એટલે શાંતિ જ્યાં સ્થળે એટલે શાંતિ નિકેતન નામ રાખેલું છે ઘન શ્યામ ઘન એટલે સુ ઘન એટલે વાદળ જે કાળું વાઢાળ હોયને એને ઘન શ્યામ કેહવાય દીપાવલી ડીપ વત્તા આવલી એટલે હાર થાય એટલે આપડે દિવાળી મા છેને દિવાઓ ની એટલે એનું નામ દીપાવલી રત્નાકર આકાર એટલે થાય સૌ રત્નોનું સમૂહ જથ્થો એટલે એ એજે કરે છે એને રત્નાકર કહેવાય ઘણી વાર સરખા લાગતા સાંભળો હોય પણ બંનેના અર્થ જુદા હોય તોહ અહીંયા છેને ઘણી વાર તકલીફ હોય જેમકે વાર માદા ને કવિ વાર અહીંયા બેઈ જગ્યા એ વાર છે પણ બેઈ વાર અલગ છે ક્યાં વરમાળા અહીંયા husband વાળું વાર છે અને અહીંયા વાર આ કવિ વાર એ લપચાગતું હોયને અલગ અલગ ક્યાં લાગે બીજે એક આપડે જોઈએ આ કવિ વાર એ લપચાગતું હોયને અલગ અલગ ક્યાં લાગે બીજે એક આપડે જોઈએ જેમકે વાર એટલે શ્રેષ્ઠ બતાવે પંડિતવર કવિ માં જે શ્રેષ્ઠ છે એને કવિવર કેહવાય પંડિત માં જે શ્રેષ્ઠ છે એને પંડિતવર કહેવાય આવું ન ખબર હોય તોહ તમને કહીડવ આવું ઘણી વાર

એટલે એક વાર છે એ husband બતાવવે એક વાર છે એ શ્રેષ્ઠ બતાવે પરાધીન આધીન એટલે અહીંયા ચેને પરાધીન આ આધીન આવી રીતે બે અલગ અલગ વસ્તુ પણ થયી શકે કેમ કે આ વૈકલ્પિક છે એ નું અધીન અને આધીન તો તમે પેર વત્તા અધીન પેર વત્તા આધીન આવી રીતે પણ આને અલગ કરી શકશો સ્વૈચ્છ સ્વ ઈચ પોતાની ઈચ્છા

બાબુને બે ચાર છીકો આવી ગયી આગળ વાત કરીતીને કે બાબુ આપડે બો આવે આપુષ્ટક છે કોને લેખું મેં આગળ કીધું તું કે બાબુ ઉપર વધારે પ્રેમ છે અથવા તોહ એ એના બાબુને વધારે પ્રેમ કરતા હશે એવું જયારે નાના મોટા દિવસ નાના મોટા આપડી કીડી બેનો બિચારી કેટલું ચાલીને એક ખાચર પેટી ચેક કચરા પેટી સુધી ક્યા જાય તોહ અહીંયા ક્યા સમાજ તમને દેખાય છે કચરા પેટી બીજાના ઘેર હોય તોહ ભૂખી તરસી ક્યારની મરીગયી હોય ભુકીયાને તરસી આવું અમારું જીતાવ આ એટલા સમક્ષ આપણે અહીંયાંથી માયડા દરોજ તોહ ના બને પણ બીજે દહાડે એને ડાહી આપજો બીજે નાખ નાનું મોટું જાડા જખરા આ બધા સમાજ છે પણ આનું વિગ્રહ કરવું હોય તોહ કયી રીતે કાકી સકાય રોકડ એટલે કે રો અને કકડ ટેલિ ઘણી વાર આપણે રાડા હોય ને કકળતા હોય ત્યારે રોક્કળ કેહવાય બીજું કયી નહિ રોવાનું અને કકડવાનું બાકી બીજા બધા માં તો તમે બીજા દહાડે કે ત્રીજા દહાડે બંધ અને પણ બંધ એટલે બંધ એ કહેવાની વાત પણ એને તમારે ચૂંટુ પાડીને લખવું હોય તો આમ લખવું પડતું હોય ચાલો હવે આપણે ચેને કઈ નથી કરવું આવે અપગડવાઢીયે અને સિમ્પલી રીતે આપણે સમાજ ના પેલા આ સુ ચાલુ હતું ટ્રેલર ચાલુ હતું હવે આ picture ચાલુ થિયું જયારે સમાજ ની અંદર બે અલગ અલગ પદનો વ્યાકરની સરખો અને એક બીજ અને કેઃ વગેરે એના થી અલગ થતા હોય ત્યારે દ્વંધ સમાજ બને કઈ રીતે તોહ જોઈએ એક્ષામપ્લે ગાયના ને

આગળ દર્દને કારણે તેઓ ખાટ્લા વાસ હતા શયન ખંડ ને સયા મળશે ક્યા જોકે આ પુણ્ય વંતી પ્રવૃત્તિ છે એના જીવ દયા સમય હિમાંથી દેવદુતો પસાર અમને અહીં પાછો લાવ્યા મનોહ કામ ના પૂર્ણ કરવાતું તમને હિતેડીયા આ બધીજ વસ્તુ છેને એ ઉધારણ નથી આતો એક્ષામપ્લે છે પાટ્ય પુષ્ટક ના બીજા આગળ ના બાકી દ્વંદ્વ માં ક્યાં આવશે ચાર પાંચ જે બાકી રાયી ગયા તોહ અહિયાં કહીડવ ચિંતા કારોમાં ચાર કે પાંચ માતા પિતા માતા અને પિતા વાતાવરણ વાત અને આવરણ રવિ રીતે જે વસ્તુ થશે એ બધુજ કેઆ આવશે દ્વંધ માં અને કેઃ વગેરે વગેરે તોહ એમાં કેવું આવશે વળી એટલે પાછળ ચેને આ કેવી વસ્તુ છે આ વળી ખેતર આ બધું હોય એટલે સંબધો વપરાય પાછળ ના શબ્દો નું કયી અર્થ તોહ વગેરે નોકર ચાકર આ તોહ મજા ની વસ્તુ છે જયારે એક સથરીના લગ્ન થાય

ટૂંકમાં કેવાનું એમ તોહ નોકર ચાકર નો અર્થ પણ એજ થાય નોકરા જ થાય ને પણ નોકર ચાકર અગેરે અહીંયા ભયરું ભયરું લાગે એલે વિગ્રહ થતો હોય દ્વંદ્વ કરો પ્રથમ વચ્ચે સરવાળો થાય વિગ્રહ થતો હોય ચાર પાંચ કોઈ સંખ્યા માં આપડે કેટ હોય ને ચાર પાંચ ચાર પાંચ ચાર કે પાંચ છ કે સાત તો વિગ્રહ થાય અને વગેરે થી વિગ્રહ થાય એ સંહાર દ્વંધ આવી રૂટે પ્રક પાસે અમે મોજ જામક કરતાતા આ ઘણી વાર એવી રૂટે મિત્ર બેઘ થઇએ તોહ આપણે એવું કહેતા હોય તમે મોજ મજાક કરતા હતા એટલે મજાક એવી વગેરે વગેરે પ્રવૃત્તિ કરતા હતા એટલે કાઈ શકાયી આવે વેહિકલ એક એક્ષામપ્લે આપું હાર જીત કાતો હાર થાય કાટો જીત થાય હાર કે જીત એટલે એને વૈકલ્પિક કહેવાય પછી તડકો છાંયડો કાતો તડકો હોય કે છાંયડો હોય એટલે વૈકલ્પિક થાય પણ રાત દિવસ તોહ રાત કે દિવસ વૈકલ્પિક થાય પણ વાક્ય કયાંક એવિ રીતે આપે તો તકલીફ કરી શકે એક્ષામપ્લે આપું આ માતા પિતા એ રાત દિવસ મહેનત કરી તયારે દીકરો કલેકટર બન્યો માતા પિતા એ રાત દિવસ એટલે એમાં રાત દિવસ નહીં રાત અને દિવસ મહેનત કરી એવોવિગ્રહ થાય જોવાનું જીવન માં તડકો છાંયડો આવ્યા કરે એવું નહીં કે તડકો થાય જીવન માં તડકો છાંયડો આવ્યા કરે અખા જીંદગી ની વાત આખા જીંદગી ની વાત હોય ત્યારે એટલે વિગ્રહ એના આધારે પણ ઘણી વાર પ્રકાર ના હોય છે ચાલો આગળ અને વિગ્રહ કેમ થાય તોકે ચરણસ્પર્શ તો ચારણ ને સ્પર્શ ખાટ્લાહોશ ખાટલા ને હોશ સાયં ખંડ તો સાયં માટે નો ખાંડ જીવદયા જીવ માટે ની દયા ડેવડૂતઃ દેવના દૂતઃ મનોકામના મનની કામના જો અહીંયા પાછી સંધિ હતી ચૂંટી પાડવાની મનોહકામના એટલે મનની કામના તોહ આબધા માં તમે ખબેર પેડી હોય તોહ ને માટેની આવા સંબંધો લેગ વિભક્તિ જયારે જયારે વિભક્તિ લાગે અથવા તો નામ યોગી લાગે નામયોગી માં સુ હોય આવ શબ્દો હોય

માટેની તારોપ ને દ્વારાને આ નામયોગી ઉપર નીચે આગળ પાછળ નામયોગી છે તોહ જયારે વિભક્તિ અથવા તોહ નામયોગી થી વિગ્રહ થાય એ ને કેવો કેહવાય જેમને સાથ પુરુષ સમાસ તરીકે આપણે લઇએ છીએ તો એક્ષામપ્લે જોયિયે આગળ

એવું એવું વાક્ય નહીં બને એટલે વિભક્તિ નથી બીજી સારું થશે કર્મ એમાં વિભક્તિ પ્રત્યે સુન્ય અને હોય કારણ હોય હોય હોય સબન્ડક હોય અતિકારણ હોય અહીંયા આત્મિ વિભક્તિ સંબોધન નથ લેવાતું હે વસ્ત રે રાજન હે રાજન આવ શબ્દો હોય એનો કઈ ઉપયોગની જરૂર નથી વિભક્તિ મને એવી આશા છે કે તમે આવડતી હશે

કર્માધિન હોય તો કર્મ ને આધીન આધરયોગ્ય આદર ને યોગ્ય મનગમતું મનને ગમતું ઘણા હોયને પ્રેમને વર્ષ હોય એના સિવાય બીજું કોઈ દેખાતું ન હોય ચિન્તા ગ્રસ્ત ચિંતા થી ગ્રસ્ત અહીંયા લાગે હો ચીંતાનાગ્રસ્ત નો લખાય કા તોહ ચિંતા થઇ ગ્રસ્થછે રસભીનું રસ થી ભીનું શોકાતુ શોકથી આતુર હિયા સબાહ લયગુને કે સાહિબ કોમી શોક થી આતુર હોય હા અલગ રીતે આતુર હોય બીજા માટે પણ અહીંયા શૂક થિસ આતુર નો હોય કોઈ આતુર એટલે એક પ્રકારની ઉત્કથિન હોય આમ મજા આવે એમ ત્યારે એ આતુર કહેવાય કે હું પાસ થવા માટે એસ્ટર ચુ સાહેબ એને કેહવાય આતુર એને આતુર કેહવાય કારણકે શોક થી

ત્યાં એ આતુર તા એ નથી બતાવતું એ દયાન રાખજો તો તારખબધ તારીખ થી બધી ટ્રેક વડે બાંધી કાષ્ઠ થી સાધ્ય અથવા તોહ કાષ્ઠ વડે સાધ્ય આવી રીતે થશે પ્રયોગ શાળા પ્રયોગ માટે શાળા ભોજન ગૃહ ભોજન માટે ગૃહ એટલે ગાર સત્યાગ્રહ સાટાય માટે આગ્રહ દેશપ્રેમ દેશ માટે પ્રેમ ગૌશાળા ગયો માટે શાળા એટલે ગાયો માટે આખું રેહવાનું વેવસ્થા મુક્ત દેશ નિકાલ પદ્ય બ્રષ્ટ અથવા તો પાથ બ્રષ્ટ પઢ આગળ છે ઘર ધણી અહીંયા જોજો હોં ઘરધણી સબંધ છે એટલે ઘરનો ધની નોની નુના સબંધ વડું એને અહીંયા એટલે કયી રીતે લાગશે જયારે કોઈ વ્યક્તિ છે

કાર્ય કુશળ જળક્રીડા કાલા કુશળ ગૃહ પ્રવેશ આ બધાય ના વિભક્તિ થાય આ એક વાર નજર મારવી કેમ વિગ્રહ કરવું કારણકે આ બધીજ વસ્તુ ના વિગ્રહ હું તમને કરીને નથી બતાવાનો અત્યારે કારણકે ઉપરથી થોડા ઘણા વસ્તુના અહિયાં સુધી કરાય વા કે રન મુક્ત એટલે રન માંથી મુક્ત અથવા રન થી મુક્ત આવો એનો વિગ્રહ થશે એટલે વિભક્તિ એટલે સીધું મુકાશે સમર્થ સાઠપુરુષ અહીંયા કે પરમેશ્વર વૃધાવસ્થા બાળવાય અહીંયા તમે નજર મયરી હોય તો કૈક થોડીક વસ્તુ અલગ થાય ઈશ્વર ખરા પણ પરમ ઈશ્વર

ત્યારે સમર્થ ને કેહવાય કર્મ ધારિયા કારણકે વિષેસતા બતાવે એક્ષામપ્લે એક બીજુપણ આપી દાવ મહારાજા મહારાજા આવે તોહ મહારાણી આવે કે નો આવે મહારાણી ભેગાજ હોય સંપ ત્યાં જુમપ સાયકલ ત્યાં પંપ મહારાજા ત્યાં મહારાણી નાયક ત્યાં ન્યાયિક પરમેશ્વર તો પરમો ઈશ્વર વિષેસતા બટવાની કર્મ ધારી એવા સુ વિશેષ સંબંધ બતાવાનો સબંધ બતાવાનું અથવા કર્મ ધરી વૃદ્ધ અવસ્થા બાદ હોય પચીબીજા એક્ષામપ્લે અહિયાં છે મહાત્મા મહા આત્મા એટલે પોતા આત્મા મહાઋષિ ઋષિ ખરા પણ મોટા પીતામ્બર પીતામ્બર એટલે વસ્ત્ર તમને આ ખબર હોવી જોઈએ અમ્બર એટલે વસ્ત્ર પીતામ્બર એટલે પીળું વસ્ત્ર પીતામ્બર નથી હો પીતામ્બર એટલે કૃષ્ણ ન થાય ઘાણી બુક લખે મીષ્ટન અન્ના ખરું પણ મીઠું સ્વદેશ નવવધૂ ગોળાકાર લામચોરસ આ બધાજ સંબધો છે એ આપણા જે કર્મ ધરિયો છે શ્યામ વારં એટલે કે કાળો વારં આયુ ધારા વિશ્વ વળી દૃષ્ટિ આ બધીજ વસ્તુ થાશે દૃષ્ટિ ખરી પણ દૃષ્ટિ વળી ખરી પણ વિશ્વ વળી ધારા ખરી પણ આયુ ધારા અહીંયા અહીંયા કયી રીતે એ વસ્તુ થશે અહીંયા થોડીક વસ્તુ નો આયુષ રુપી ધારા વિશ્વ રૂપી વાળી શોમ રૂપી દૃષ્ટિ આ એક વાળું છે પણ ચેતો એતો કર્મ ધારિયાજ છે કારણ કે અહીંયા જે વિષેસતા બતાવ માટેજ વાત કરી હજી એક ઉધારણ આપ્યુ હોય તો જીવન વળી ચરણ કમળ ચારણ રૂપી કમાડ મેં મારા પિતાજીના ચરણ કમળ સ્પેર્સ કાર્ય ક્ટશહરણ રૂપી કમાડ એટલે રૂપી સબધ આવે મુજે એક હાસ્ય બાણ છોડ્યું હાસ્ય બાણ હાસ્ય રૂપી બાણ તોહ આપણ થયી ગયો દાનુષ ટંકાર દાનુષ્ય રૂપી ટંકાર તો આવી રીતે અલગ અલગ નહિ દાનુષ ટંકાર આમ નહીં આલે ઘનશ્યામ મારી હાઈએ સગડી બડી ઊઠી મારી હાઈએ સગડી એટલે રાધાયાઃ ની સગડી પણ અહીંયા હાય રૂપી સગડી મધ જેવું મીઠું સંસાર રૂપી ઘન જેવું શ્યામ એટલે વચ્ચે જેવું સબધ મૂકું રૂપી સબધ મૂકું આથવા તો આગળ કંઈક વિષેશતા હોય એવું સમર્થ જે કર્મ ધારી વજ્ર લેપ વાજ્ર જેવો લેપ ફૂલડાં કટોરી ચરણકમળ જીવ નાઉ જીવનવન જીવન વેન એટલે જીવન રૂપી વેન વળાંકમળ વાળં એટલે ચેહરો દમયંતીના

આ બધા મા રૂપી સબધ લાગશે બાળક ફક્ત સોડજ વારસ ભલે જીવે એજ કુલ નો ધારક થશે એટલે ફૂડ નો ઉધારક અહીંયા આવું થશે અંગરક્ષક એટલે કે અંઞા રક્ષક હાનિકારક અબાધ માં સુ છે ખ્યાલ છે રક્ષક એટલે કે અંગ ની રકાશ કરનાર ફૂડ નો ઉદ્ધાર કરનાર હની પોહ્ચાડનાર અથવા તોહ કરનાર જોવો અહીંયા કૈક ક્રિયા છે બે પદ્ય છે પેલું ને બીજું એમાં થી પાછળ નું પઢ છેને એ ક્રિયા બતાવે છે તો ક્રિય બતાવે ટાયર કરનાર ને ધરનાર ને આવા શબ્દો આવેને સાંમજ આપડો ઉપ પઢ હોય કાયો સમર્થ થાય આપડો ઉપ પાઢ ઉપાદ્ય માં એક્ષામપ્લે જોઇયે સમાર્ટ નું ચેલું પાઢ સુ કોઈ ક્રિયા બતાવતું હોય કે ધર્મને કારણે આવા કંઈક એક્ષામપ્લે આવશે તક સાધવું તક ને સાધનાર પાણીકળો પાણી કાળનાર ભીખ માંગો અંગરખું સબધ જોજો ધરપદું વહીવંશો વહી એટલે નોંધઃ આ નોંધ કોણ રાકે વહીવંશ પેલા જે નામ ચડાવતા ને તે વહીવંશ કરતા તોહ અહીંયા લેખું વહીવંશો વહી વાંચનાર ગાળે પડવું ગાળે પાડનાર અંગરખું અંગ રાખનાર પગરખું પગ રાખનાર

સંસ્કૃત અમુક સંબંધો છે કે જેના ગુજરાતી માં ઉપયોગ આમ થાય ન એટલે એટલે હરનાર